લિનક્સ સાથે સિસ્ટમ એડમીનીસ્ટરેશન બેઝિક્સ પરના મૌખિક ટયુટોરિઅલમાં તમારું સ્વાગત છે
આ ટયુટોરિઅલમાં આપણે નીચેનું શીખીશું
એડ્યુઝર સુ યુઝરમોડ યુઝરડેલ ઇડ ડીયુ ડીએફ આ ટ્યુટોરીયલમાં હું લીનક્સ નો ઉપયોગ કરી રહી છું
પૂર્વજરૂરિયાત તરીકે જનરલ પર્પઝ યુટિલિટીઝ ઇન લિનક્સ પરના મૌખિક ટ્યુટોરીયલ મારફતે જવા માટે વિનંતી છે
જે આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે
બતાવેલ આદેશો ચલાવવા માટે તમારી પાસે એડમીન એક્સેસ હોવો જરૂરી છે
ચાલો પ્રથમ શીખીએ કે નવા યુઝર કેવી રીતે બનાવવા
એડ્યુઝર આદેશ આપણા માટે નવું પ્રમાણિત યુઝર લોગીન બનાવશે
સુડો આદેશ ની મદદથી આપણે કોઇપણ યુઝર નું એકાઉન્ટ ઉમેરી શકીએ છીએ
ચાલો હું તમને સુડો આદેશ વિશે સંક્ષિપ્ત સમજૂતી આપું
સુડો આદેશ એડમીનીસ્તરેટીવ યુઝર ને સુપર યુઝર તરીકે આદેશ ચલાવવા માટેની પરવાનગી આપે છે
સુડો આદેશ ને ઘણા વિકલ્પો છે
જેમ આ ટ્યુટોરીયલ માં આપણે આગળ વધીશું તેમ તેના વિકલ્પો વિશે જાણીશું
હવે ચાલો જાણીએ કે કેવી રીતે ન્યૂ યુઝર બનાવવું
મેં અહીં પહેલેથી જ ટર્મિનલ ખોલ્યું છે
અહીં સુડો સ્પેસ એડ્યુઝર આદેશ લખો અને Enter દબાવો
તમે પાસવર્ડ માટે પૂછવામાં આવશે
અહીં હું એડમિન પાસવર્ડ આપીશ અને Enter દબાવો
ટર્મિનલ પર લખેલ પાસવર્ડ દૃશ્યમાન નથી
તેથી આપણે પાસવર્ડ કાળજીપૂર્વક લખવું પડશે
તે થયા બાદ adduser160 ઓનલી ઓને ઓર ત્વો નેમ્સ એલોવ્ડ સંદેશ પ્રદર્શિત થાય છે
તેથી ચાલો ડક નામનું એક નવું યુઝર અકઉન્ટ બનાવીએ
આદેશ લખો સુડો સ્પેસ એડ્યુઝર સ્પેસ ડક અને Enter કી દબાવો
આપણે ડક નામનું એક નવું યુઝર બનાવી લીધું છે
નવા યુઝર બનાવવાની પ્રક્રિયામાં તે યુઝર માટે એક અલગ હોમ ડિરેક્ટરી પણ બનાવવામાં આવે છે
નોંધ લો કે આપણને યુઝર ડક માટે નવો પાસવર્ડ પૂછવામાં આવે છે
તમારા પસંદગીનો પાસવર્ડ દાખલ કરો મારા કિસ્સામાં હું પાસવર્ડ તરીકે ડક દાખલ કરીશ અને Enter કળ દબાવીશ
નવો પાસવર્ડ ફરીથી લખો
પાસવર્ડ સુરક્ષા ના કારણો અને ખાતરી માટે બે વખત પૂછવામાં આવે છે
હવે નવા યુઝર માટે પાસવર્ડ બદલાઈ ગયેલ છે
આપણને બીજી વિગતો માટે પણ પૂછવામાં આવશે
પરંતુ થોડા સમય માટે હું ડક તરીકે માત્ર ફુલ નામે દાખલ કરીશ અને બાકીની વિગતો ખાલી છોડી દો અને Enter કળ દબાવો
Enter
હું ય દાખલ કરી આ ખાતરી કરીશ
આ એ ખાતરી કરવા માટે છે કે બધી માહિતી સાચી છે
ચાલો હવે ચેક કરીએ જો યુઝર અકાઉન્ટ બની ગયેલ હોય
આ કરવા માટે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર ટાઇપ કરો
એલએસ સ્પેસ હોમ અને Enter દબાવો
હોમ ફોલ્ડર માં યુઝરો ની યાદી બતાવવા માટે એલએસ આદેશ નો ઉપયોગ થાય છે
અને અહીં આપણું નવું બનાવેલ યુઝર ડક છે
ચાલો હું સ્લાઇડ્સ પર ફરીથી જાઉં
હવે આગળ નો આદેશ સુ છે
સુ નો મતલબ સ્વિચ યુઝર છે
આ આદેશ વર્તમાન યુઝર થી બીજા યુઝર માં બદલવા માટે ઉપયોગી છે
ચાલો હવે ટર્મિનલ ઉપર જઈએ
આદેશ દાખલ કરોTerminal ઉપર સુ સ્પેસ હાયફેન સ્પેસ ડક લખો અને Enter દબાવો
તમને પાસવર્ડ માટે પૂછવામાં આવશે
હું અહિયાં યુઝર ડક માટે પાસવર્ડ દાખલ કરીશ યાદ કરો કે તે પોતે ડક હતું
000551 000501 નોંધ લો કે ટર્મિનલ પહેલાંના યુઝર જે આ ઉદાહરણ માં ડક છે તેને નવા યુઝરમાં બદલાય જશે
આ યુઝર માંથી લૉગઆઉટ કરવા માટે ટાઇપ કરોlogout લખો અને Enter દબાવો
હવે ટર્મિનલ વર્તમાન યુઝર ડક માંથી લોગઆઉટ થાય છે અને પહેલાના યુઝર અકાઉન્ટ માં પાછું આવે છે જે આપણા કિસ્સા માં વિન્હાઈ છે
ચાલો હવે યુઝરમોડ આદેશ વિશે શીખીએ
યુઝરમોડ આદેશ સુપર યુઝર અથવા રુટ યુઝર ને બીજા યુઝર અકાઉન્ટ ના સુયોજનો બદલવા માટે સક્રિય કરે છે જેમ કે પાસવર્ડને કોઈ પણ પાસવર્ડ નહી અથવા ખાલી પાસવર્ડ ધ્વારા બદલો
તારીખ કે જે પર યુઝર અકાઉન્ટ નિષ્ક્રિય છે તે બતાવો
ચાલો આ આદેશ નો પ્રયાસ કરીએ અને જોઈએ
ચાલો હવે ટર્મિનલ પર જઈએ
ચાલો હું તમને યુઝર અકાઉન્ટ ડક માટે સમાપ્તિ ની તારીખ કેવી રીતે સુયોજિત કરવું તે બતાઉ
અહીં કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર ટાઇપ કરો સુડો સ્પેસ યુઝરમોડ સ્પેસ e સ્પેસ 2012 12 27 સ્પેસ ડક અને Enter ડબાઓ યુઝર અકાઉન્ટ ની સમાપ્તિ તારીખ અહીં આદેશમાં દર્શાવ્યા પ્રમાણે e વિકલ્પની મદદથી સુયોજિત થયેલ છે
હવે તમે યુઝર અકાઉન્ટduck માટે સમાપ્તિ તારીખ સુયોજિત કરો
ચાલો હવે યુઆઇડી અને ગિડ આદેશો વિશે ચર્ચા કરીએ
ઇડ કમાન્ડ બધા યુઝરો અને ગ્રુપો ની ઓળખ ચકાસવા માટે ઉપયોગ થાય છે યુઝરોની ઓળખ વિશે જાણવા માટે આપણે ઇડ સ્પેસ u વાપરીશું
ગ્રુપ યુઝર ની ઓળખ વિશે જાણવા માટે ઇડ સ્પેસ g છે
હવે ચાલો આ ઉપર કામ કરીએ
ટર્મિનલ પર ચાલો ટાઇપ કરીએid અને Enter ડબાઓ
હવે આપણે વાપરી રહ્યા છીએ તે સિસ્ટમ ઉપર યુઝર આઇડીએસ અને ગ્રુપ આઇડીએસ જોઈ શકીએ છીએ
માત્ર યુઝર ઇડ મેળવવા માટે આપણે ઉ વિકલ્પ ઉપયોગ માં લઈશું
ચાલો આદેશ લખીએ ઇડ સ્પેસ ઉ અને Enter ડબાઓ
હવે આપણે યુઝરો ની માત્ર ઇડ જ જોઈ શકીએ છીએ
પરંતુ જો આપણે યુઝરો ના નામ જાણવાની જરૂર હોય તો શું
તે શોધવા માટે આપણે ટાઈપ કરીશું ઇડ સ્પેસ n સ્પેસ u અહીં ટર્મિનલ ઉપર અને Enter ડબાઓ
હવે આપણે તેમના ઇડ ને બદલે યુઝરોના નામ જોઈ શકીએ છીએ
ચાલો હવે ગ્રુપ ઇડ માટેના આદેશો શીખીએ
ચાલો લખીએ ઇડ સ્પેસ g
અહીં આપણે ગ્રુપ આઇડીએસ જોઈ શકીએ છીએ
જો આપણે બધા વર્તમાન યુઝરો ની ગ્રુપ ઇડ જોવી હોય તો ટાઈપ કરો ઇડ સ્પેસ જી અને Enter ડબાઓ
નોંધ લો કે મેં કેપિટલ અક્ષરમાં જી ટાઇપ કર્યો છે
તમારા માટેના પરિણામ જુઓ
હવે ચાલો શીખીએ કે યુઝર અકાઉન્ટ કેવી રીતે રદ કરવું
આ માટે આપણે યુઝરડેલ આદેશ વાપરીશું
આપણે યુઝરડેલ આદેશ ની મદદ થી યુઝરનું અકાઉન્ટ કાયમ માટે રદ કરી શકીએ છીએ
ચાલો ટર્મિનલ પર આ પ્રયાસ કરીએ
અહીં ટાઈપ કરો સુડો સ્પેસ યુઝરડેલ સ્પેસ r સ્પેસ ડક
મેં r વિકલ્પ નો ઉપયોગ કર્યો છે
આ યુઝરને તેની હોમ ડિરેક્ટરી સાથે રદ કરે છે
ચાલો Enter દબાવીએ અને જોઈએ કે શું થાય છે
હવે યુઝર ડક રદ થઇ ગયેલ છે
આ ટાઇપ કરી ચકાસો
એલએસ સ્પેસ home અને Enter ડબાઓ
આપણે જોશું કે યુઝર અકાઉન્ટ ડક રદ થયેલ છે
ચાલો હું ફરીથી સ્લાઇડ્સ ઉપર પાછી જાઉં
લિનક્સ સિસ્ટમ સંચાલન માં કેટલાક ઉપયોગી આદેશો ડીએફ અને ડીયુ છે ડીએફ આદેશ ડિસ્ક પર ઉપલબ્ધ ખાલી જગ્યા પર રીપોર્ટ આપે છે
અને ડીયુ આદેશ કેટલી જગ્યા ફાઇલ એ લીધેલ છે તે પર રીપોર્ટ આપે છે
આ બે આદેશો નો પ્રયાસ કરો અને અસાઇનમેન્ટ તરીકે તમારી જાતે આઉટપુટ શોધો
ચાલો ટર્મિનલ ઉપર જઈએ હું તમને ડીએફ આદેશ સાથે વાપરતા અમુક મદદરૂપ વિકલ્પો બતાવીશ
ટાઈપ કરો ડીએફ સ્પેસ h અને Enter કળ દબાવો
અહીં તે ફાઇલ સિસ્ટમ નું માપ બતાવે છે અને જગ્યા જે વપરાયેલ છે
તે માઉન્ટ થયેલ જગ્યા પણ માનવ વાંચનીય બંધારણમાં બતાવે છે
ચાલો હવે ડીયુ આદેશ સાથે કેટલાક વિકલ્પો પ્રયાસ કરીએ
હું અહીં ધારું છું કે તમે તમાર હોમ ફોલ્ડરમાં અમુક ટેક્સ્ટ ફાઈલો બનાવી છે
જો ન બનાવેલ હો તો જનરલ પર્પઝ યુટિલિટીઝ ઇન લિનક્સ પરના ટ્યુટોરીયલ સંદર્ભ લો
મેં પહેલેથી જ મારી હોમ ડિરેક્ટરીમાં અમુક ટેક્સ્ટ ફાઈલો આદેશો રન કરવા માટે બનાવી છે
ટર્મિનલ પર આ ટાઇપ કરી હોમ ફોલ્ડર ઉપર જાઓ
સીડી સ્પેસ હોમ અને Enter ડબાઓ
પછી લખો ડીયુ સ્પેસ s સ્પેસ
ટીએક્સટી અને Enter ડબાઓ
આ આદેશ તમને ડિરેક્ટરીમાં ઉપલબ્ધ ટીએક્સટી ફાઈલો નો રીપોર્ટ તેના કદ સાથે આપશે
અસાઇનમેન્ટ તરીકે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર ટાઇપ કરો ડીયુ સ્પેસ ch સ્પેસ txt અને જુઓ શું થાય છે ચાલો હું ફરીથી સ્લાઇડ્સ પર પાછી જાઉં
સારાંશ માટે આપણે શીખ્યા નવું યુઝર બનાવવા માટે એડ્યુઝર આદેશ
એક યુઝર થી અન્ય યુઝર ઉપર ફેરબદલી કરવા માટે સુ આદેશ
યુઝર એકાઉન્ટ સુયોજનો બદલવા માટે યુઝરમોડ આદેશ
યુઝર એકાઉન્ટ રદ કરવા માટે યુઝરડેલ આદેશ
યુઝર ઇડ અને ગ્રુપ ઇડ ઇડ વિશે માહિતી જાણવા માટે ઇડ આદેશ
ફાઈલ સિસ્ટમ નું માપ અને તેની ઉપલબ્ધતા ચકાસવા માટે ડીએફ આદેશ
ફાઈલ દ્વારા લીધેલ જગ્યા ચકાસવા માટે ડીયુ આદેશ
અહીં સિસ્ટમ સંચાલનના બેઝિક્સ ઉપર ના આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડિયો મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ
વધુ વિગતો માટે અમને સંપર્ક કરો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
આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે
આઇઆઇટી Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું જોડવા બદલ આભાર